બસ નું મોઢું ડાબી સાઈડ છે અને ફોરવીલર ગાડીનું મોઢુ જમણી સાઈડ છે.

ગેટ દેખાઈ રહ્યો છે લોખંડનો અને તેની આજુબાજુ તારો ની ફેન્સીંગ કરેલી છે.

વિશાળ મસ્જિદનો અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે જમીન પર લાલ રંગની કાર્પેટ પાથરેલી છે.

જમીન પર બ્લોકસ લગાવવામાં આવેલા છે પીળા અને લાલ કલરના એ એ વચ્ચે એક થાંભલો ઊભો છે.

અહીંયા એક નદી દેખાઈ રહી છે જેના પર એક બાંધ બાંધવામાં આવ્યો છે જેથી પાણીને રોકી અને સંગ્રહ કરી શકાય.

અહીંયા એક મોલ નો ફોટો દેખાઈ રહ્યો છે ફોટા માં બહુ બધી ખાવાની વસ્તુઓ દેખાઈ રહી છે જેમાં બિસ્કીટ છે.

અહીંયા એક ખાલી ખેતર છે જેના પર નાની લીલીછમ ઘાસ ઉગેલી છે.

અહીંયા ઠંડા પીણાંની અને દારૂની દુકાન દેખાઈ રહી છે ડાબી સાઈડ બે ફ્રિજ લગાવવામાં આવેલી છે.

દિવાલ ઉપર ચાર કાચ લ લટકાવામાં આવેલા છે તેના ઉપર અલગ અલગ વસ્તુઓ સ વહેંચવા માટે મૂકવામાં આવેલી છે.

અહીંયા એક ઓફિસ રૂમ દેખાઈ રહ્યો છે ઓફિસ માં લાકડાનો એક ટેબલ મૂકેલું છે.

આકાશદીપ અપાર્ટમેન્ટ એક નંબર અને નીચે બે બીજા પોસ્ટર છે.

અહીંયા મોટા-મોટા ઝાડો દેખાઈ રહ્યા છે ઝાડોના બાજુમાં નાલ્લા-નાલ્લા છોડવાનો ગાર્ડન દેખાઈ રહ્યો છે.

તે દુકાનો પર એક બોર્ડ લગાવેલું છે તેના પર દુકાન નું નામ અંજલી સ્ટીલ ફર્નિચર લખેલું છે.

જેથી પાણીને રોકી શકાય બાંધ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે.

ચિત્રમાં બહુ બધા ટેબલ અને ખુરશીઓ મુકવામાં આવેલ છે જેમાં ખુરશીનો રંગ પીળો અને લાલ કલર નો છે.

બિલ્ડીંગ ની છત પતરા દ્વારા બનાવામાં આવેલી છે બિલ્ડીંગ ના દરવાજે એક માળા લટકાવવામાં આવેલી છે.

દીવાર ઉપર પર અલગ અલગ રંગ અને ડિઝાઇન ના ટાઇલ્સ અને માર્બલ્સ પ્રદર્શિત કરેલા છે.

એમાં ઉપરની લાઇન માં કથ્થઈ રાખોડી લાલસ્યા અને ભૂરા રંગના ગ્રેનાઈટ ના સેમ્પલ મુકેલા છે.

સામેની સાઈડ પર એક સ્ટેન્ડ પર અલગ અલગ લેડીઝ માટે ડ્રેસ લટકાવવામાં આવેલી છે.